schezwan હમ હમ મજા આવે, અચ્છા હમ હમ હમ હા, પછી એજ અંદર આવે ને એવું બધું

હા પછી ગુજરાતી છે પંજાબી છે એ બધાં હા હા ટો totally બધુંજ આમ કહી બાકી નહીં, કઈ બધુંજ અ ના નાની વાત સુ ધી બધુંજ ખાવા પીવા ની આમ, હા સમજે હા હા હા હા સમજે હા, હા કેટલી વાર હા, સારી આલે છે food delivery હા, પોપટોસ હા, હા, હમ

હા ઓ home delivery ને એવું બધું કરે છે આમ કેટલી વાર મંગાયું આમ, હા હા તો હા, હા ત્યાર ત્યાં, ત્યાં, હા હા હા, કેટલી વાર કડાયું

burger છે એવું બધું cold drink ને બધું, હા પછી મસાલા ઢો સા ને બધું હા ગુજરાતી છે પંજાબી બધી બધીજ quality આમ, હા બધીજ quality આમ થોડી સારી હોએ છે હા હમ હા, હા, સવેરા છે એ તો ચૌવીશ ક્લાક open હોએ છે ને, હા હા ચાલુજ હોએ છે હા, ગમ્મે ત્યાં hotel હોએ, ગમ્મે ત્યાં હા, full packaging ની હવે તો મોટી મોટી કંપની છે ને, હા આ હા, આ pizza ના રોટલા છે અને પાવ ને એ બધું નહીં

હા bakery product છે, એવું ઘણું બધું આવે, હમ હા ના નાની મોટી લારી વાળા દુકાનો વાળા, બધાજ આવી જાએ

food delivery માં સારું થઈ ગયું પેહલા કરતા હાચી વાત છે

હા મંગાયો જ છે ને, food delivery સારી આવે આમ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

પહોચ્યો

શું કે party બાકી મજામાંને અવાજ આવે છે ને બરાબર હોવ, બસ જો હાલ્યા કરે બેઠા છીએ આરામ, બસ આરમથી બેઠા છીએ ભાઈ. હાયલા રાખે ભાઈ અડધી કલાકમાં શું હોય હવે? હા અરે વાતો કરવામાં શું હોય? હ ભાઈ આપણે એમ તો રાજુભાઈ આપણે ઉબેરમાંથી ગાડીઓ બહુ હાકે હોવ.

હા એ એક વાંધો ઉબેરમાં

કરાય ભાઈ ધંધો ચાલુ કરાય ભાઈ ધીમે ધીમે

હા શું કહે college કઈ college? હ કેવડું હા નામ તો સાંભળ્યું હું ગુજરાત university માં

કેમ આઘું એ વાતે બરાબર ભાઈ. હા એ વાત એ બરાબર હમ

વાહ એ વાત એ બરાબર ભાઈ હ કેટલા PG ચકરુ માર્યા.

હ એટલા બધા હા

બસ અમારે એવું હતું અમે ગયા હતા અહીં આવ્યા હતા સૌથી પહેલા ચકર મારવા આવ્યા બધે અહીંયા અવેતા હું હું જીલ અને બીજા મારા બે ભાઈબંધ હતા

પછી અમે બે બે દિવસ માટે રોકાઈ જ ગયા કેમ કે બધી જોવાઈ જાય કેમ કે ધક્કા તો ખવાઈ નહિ પાછા ઘડીવાર. એટલે એક દિવસ hotel બીજે દિવસે બધે ચકરો મરાવી. એટલે ગુજરાત university આપણે જોઈ લીધી અને મેડો મેડ આવી ગઈ ભાઈ એટલે પછી આપણે એમાં BBA રાખી લીધું. હો શું કે બાકી સાફસફાઈ બરાબર સાફસફાઈ બરાબર PG માં ઓ અમે એમ તો PG માટે તો ભાઈ ઘણી ચક્રો મારી હતી. જે અમારે ભેગો એક આવતો એક ભાઈબંધ જીલ પણ એ છે ને જાડિયો થાકી બહુ જાય. ચાલે નહિ પાછો ચાલે નહિ પાછો યાર અને પાછું અમદાવાદ રહ્યું એવડું મોટું ભાઈ. ચકરૂ તો ભાઈ ફટાફટ આમ નીકળવું જ પડે નકર પાસું અહી આપણે university બધા બે ત્રણવાર ધક્કા ખાવા ખાવા પડ્યા એક વખત સૌથી પહેલા university જોવા આવ્યા form ભરી દીધું પછી online form ભર્યું ને બધું થઇ ગયું ને એટલે document verification કરાવવા એકવાર આવવું પડ્યું પાછું ને પછી એકવાર cheque દેવા આવવાનું થયું. ત્રણ ધકકા થયા online payment નતુ થતું કંઈક cancel બતાવતા હતા તો એ કહે કે અહી આવીને કરી જાઓ મેં કીધું મેં કીધું college ચાલુ થવાની હશેને ત્યારે જ આવી જઈશને આપી દઈશ payment તો કહે કે કઈ વાં ચલાવી લીધું. મેં એને અરે મેં cancel નો ફોટો મોકલ્યો એટલે એને કીધું કે ભાઈ online માં server નો કઈંક problem રહે કે અહીં આવીને ભરી દેજોને પહેલા કંઈક દસ એક હજાર જેવું કંઈક લીધું હતું. પછી હે ને બીજું payment નતુ થાતું પહેલા પેલું થઇ ગયું હતું પછી બીજા payment માં વાંધો હતો એટલે એ કહે કે cheque આપી દયો એટલે હાલશે. એટલે આમ આપણું admission થયું ગયું હતું sem ની fee ભરવાની બાકી હતી એમ. આપણે બાકી શું કહે કે બાકી દસમાં બારમાં નું result કઈ commerce કર્યું કે science કે હો કેમ દસ માંમ હારું હતું કેમ બાર mam નાતુ આવડતું એટલું બધું

અરે ભાઈ એમાં એક સાહેબ હતો ને એટલે આવડતું તું નક max માં fail જ હોત ભાઈ

અરે એ અમર a tuition ના સાહેબ account ના એ professor હતા એ account કરાવે એટલે અપડે મજા આવી જાય કઈ કે નઈ અને પ્રેમ થી સમજાવે જેટલું ના સમજાવે એ નિરાતે નિરાતે બાધાન સમજાવી જાઉં જોવે

અરે ભાઈ મોજ પડી જતી ભાઈ ભાઈ બધો ભેગા અને બેહ રેયો phone બન આવેતો મોડું તહી જશે સારા નવ થઇ જશે જતા જતા

એ વાતે કલક થી બાર વાગ્યા ના આવી ગાય ભાઈ હ બસ એવું કઈ

હ કેટલા ભાઈ બંધ ભાઈ બંધ અહયા અમદાવાદ માં હ ઓળ્કે ઓળખીતા હ અમદાવાદ માં કોઈ શું કેમ કાલ પતિ ગયુ ટુકમાં અજ નું પૂરું ને એમ

ઓ એ કઈ bsnl મેચ છે

હ હું કે ખાત્લોદેયા ચક્ર મારી કે

ઓ કેટલા જાના ગયા હતા

હ તેય ન મેર અવયું હ

અરે મોજ મોજ પડી ગઈ ભાઈ હવે રવિ વાર અવ્યો

હું કે તમારો રીસી ભાઈ પેલો ભાઈ બંધ શું કરે બાકી ફોમ માં તો કેમ મજા માં ને હ બાકી હુકે ભાઈ swimming pool માંગયા નવા બાવા એ નઈ અપડા ભાઈ જામ નાગર માં

હ અમારે તો અમેં lockdown એ મજા કરી સવાર માં ઉઠી બેઠા હોય થોડી વાર tv જોઈ હવારે સિરમો દાયરો કે સિરમો પસી હાલ હું સાંજે બપોરે નાવન હોજે ભાઈ બંધ બહિ બંધ જતા અખા બધે પસદ વારી માં એમાં ના કયા આવતા કોઈ હઓ ભાઈ ગામડાની મજા જ અલગ હોય આ એક lockdown મજા આવી બાકી પાંજરામાં પેક હોય એવું લગ તું તું એવું લાગતું તું

નાના સુરેયાવાળા એ અવયું ઓળયા વાળા થી અગર

હા હા એ બસ એજ નાના રણુજા એવું બધું આવે હ એ બાળા રોડ લાગુ પડે helicopter માં જાય

અરે ભાઈ આપડી ઓરખાન મોટી મોટી એટલે એમ કાય વધો ના આવે તારે જાઉં હોય તો એટલે હલયા કરયું lockdown મુબી બાજુ ચક્ર ના માર્યું ઉપર નિકોર ધામ કાશ્મીર એબડું દિલ્લી એ બાજુ ચક્ર માર્યા બૌ વેલા બેહજાર હત્ર માં હ એવું હતું મારા કાકા કેનેડા જવાના તા કે હાલો ને હું હું તો બધે ચક્ર માર્યા એ તો વીસ એક દિન ની રજા રાકી ને ભાગી ગયા બધે હઓ આખી family હઓ પંદર વીસ જાના હતા દુખ માં એવું હતું કે એન ભણવા જવાનું હતું ચાર કે પાંચ વાર સુધી આવી સક એમ નાતા એટલે કે હાલો જાતે અવયે એમ બધા ભેગા ચક ની ચક મારા તા અવે

હું કે બાકી રખડ વા રખડવા નો plan કર્યો કઈ

હા એ વાત બરો બાર sem one માં pass થઇ ગયો કે fail હ એ વાત બરો બાર અમારે એમજ છે internal અવયું ગયું જોર દર ના ના external કોને કીધું અરે એ ભાઈ ગુજરાત university માં લેવાઈ ગઈ તી વેલી હા હા હજી ગાઢ ગાઢ time હ એ વાતે બરોબર ભાઈ એમતો થોડી પસી login મળવી નાવાગેયા પસી

હા ભાઈ એમ તો એમ તો અત્યારે માથું દુખે ભાઈ

હા ઈ ભાઈ cigarette ના ગણાય હતા એટલા box હા એવાત હાચી કમ્લેસા ભાઈ મોજે મોજ માં હોય palty ફોમાજ હોય હ રહ્યું મોજે મોજ જોયું આમ ના મજા ના આવે અરે એની વાત જ અલગ છે મોજીલા મનહ ની હોય બીજું હું હોય અરે ભાઈ ગોતી લે flipkart માં બધે હે ભાઈ નાં ત્રણ સો માં આવી જશે આરામથી હો બસ આરામથી બેઠા પન્ચીમ ગુજરાત supply એમાં માંધેય ગુજરાત લાગતું હશે હમ અપડે પન્ચીમ ગુજરાત લાગતું હશે અહી માંધેય ગુજરાત એમાં જવું છે એવાત બરોબર ભાઈ હમનું એમાં સીટુ બીટુ મજા આવી જાય હુતા હુતા

ઓ પેલા નાદ વાર નું time બરોબર હ પંચો રૂપિયા અહી પોચળ ડે એટલે હર્મ્હારું કેવાય

હાઈ એક વાર તો લોકલ st માં ગયો તો એમાં જવાય નઈ ભાઈ train માજ હોઈજવાય હ બસો રૂપિયા હતા સીટર માં st માં બઉ અલગ અલગ અમે દસ વાગ્યા ના પોચેયા બઉ અલગ એ વાત બરો બાર પાછુ અ tesn એટલે ઓ proper sit તો ખરા આમતો yaar અખા ફચક

હમ ઈ વાત બરો બાર આમતો કીન્ગતા હોય પેલો conductor રડયો પડે અમ જગ્યા નથી જગ્યા નથી તોએ ઢાકા મૂકી કરતા હોય હા હા અમ થયું અમથું એજ થાય અમ ભૂલ થઇ બાકી મૈક મૈક બરો બાર હાલ પાસા કે અમ થાય પસી એમજ થાય એટલે ભાઈ હા ભાઈ બરો બાર બરોબર છે ready ready ગીત બીત હભ્રો બહિ

હા એવાત બરો બર આજકાલ જમવામાં હારું હોવું જોઈ એ હ

દમ આલું ભેગું પૂરી પૂરી કે એમનું કે રોટલી અપડે પરોઠા બનાવી એ